ઘરની આસપાસ ટાર લગાવેલા છે તે ટાર થાંભલામાં લગાવેલા છે.

બહુ બધી લાઈટ છે લાઈટ ની અંદર ઘાસ છે એક વેન પણ છે.

ચાર પાંચ ઝાડ છે સ્કૂલ માં લી કેસરી અને વાઈટ કલર કરેલો છે ક્લાસરૂમ બહુ બધા છે.

આકાશનો કલર કાળા જેવો છે બઉ બધી ઘાસ છે તે લીલા કલર ની છે.

આ ચિત્રમાં બહુ બધા ભગવાન છે તેમાં ત્રણ માણસો છે બે માણસો પૂજા કરે છે અને એક માણસ ભજન ગાય છે.

બુક સ્ટોર માં ફેવિકોલ ફેવીસ્ટિક પેન્સિલ અને બહુ બધી બુક્સ મળે છે.

આ દુકાનમાં ગાડી ચલાવવા વખતે જે જે પહેરવામાં આવે તે લક મલે છે.

આ ચિત્રમાં બહુ બધા માણસો બહાર ઉભેલા છે તે માણસો એક ઘરની ઉપર જોટા છે.

ઘરની બહાર એક દરવાજો છે તેના ઉપર ફૂલની માળા લગાવેલી છે બીજો દરવાજો છે તેમાં ગેટ બંધ કરવાનું કંઈ લગાવેલું છે.

એક તપેલાની ઉપર ચટણીની થાળી છે દૂર એક ટેબલ છે. તેની ઉપર બહુ બધા મરી મસાલા મુકેલા છે.

ચિત્ર માં એક સ્કુટી દેખાય છે ટેની પાછળ ઝરણું વહેટુ છે ટેમાં એક પાછળ એક માણસ ન્હાટો છે.

તેની બાજુમાં એક ઝાડ છે તેની બાજુમાં સ્વિચ બોર્ડ છે તેની ઉપર ચ વાઈટ કલર નું કાગળ લગાવેલું છે.

આ પોસ્ટર ખૂબ જ જૂની બિલ્ડીંગ ની ઉપર લગાવેલ છે બિલ્ડીંગ ની આસપાસ ઘણા બધા વાયર છે એક ભાજપનો ઝંડો છે.

આ ચિત્રમાં એક માણસ એક છોકરાના બાલ કાપતો છે તે છોકરો પોતે નું મોઢું કાચમાં જોતો છે.

આ હોટલ નું ચિત્ર છે તેમાં ઘણી બધી ખુરશીઓ છે ઉપર કઈ સજાવટનું --

આ બધા દરવાજા છે તે લાલ કલર ના છે બધી બારીઓ પણ છે નીચે બધા બ્લોક છે બાજુમાં સીરીઓ મૂકેલી છે.

આ ચિત્રમાં એક ઇલેક્ટ્રોનિક દુકાન દેખાય છે. ઇલેક્ટ્રોનિક દુકાનમાં ની અંદર બહુ બધા વોશિંગ મશીન છે.

મંડપની ઉપર બધી લાઈટ લગાવેલી છે તેમાંથી ઉપર બધા ડોળા લટકતા છે એક માણસ ત્રણ માણસ નો ફોટો પાડતો છે.